right right right. પણ એમ કઈ કરવું તો ઠીક અ એટલે આપડે જે અ બે ત્રણ insurance જે Compulsory થઈ ગયા છે. કાર ઈન, એ બધુ તો ઠીક છે. right. right. Term Insurance. છે, Mediclaim છે ને. Mediclaim માં, મેં સાંભળ્યું છે આપડું government બી બહું active છે. health નાં Health Insurance માં હાં, એટલે પહેલા એવું હતું કે Insurance વીન્સ્યોરન્સ માનતા, હમ્મ હમ્મ.

હાં, right. હમ્મ, એ તો બહું સારું કહેવાય.

પેલું માઁ card નહીં. આ પેલું શું? અને ને બીજું કયું? આયુષ્માન card, આયુષ્માન card. right. અચ્છા, સરસ. અચ્છા અચ્છા. તો અત્યારે અ બીજા બીજા બીજા બી insurance હોય છે ને? અચ્છા. હમ્મ હમ્મ હમ્મ, હમ્મ. હમ્મ. હમ્મ. right.

બરોબર, right. જે લોન કહીએ છે અને આપડે Education Insurance હોય છે. આ એટલે પણ આ હાં એટલે એ શું છે?

યસ, right.

અને પેલું આપડે fact, fact નું બી હોય છે ને કઈ Home Insurance? હાં, એટલે Home Insurance માં કેવું છે? એટલે ધારો કે ચોરી થાય એ તો ઠીક છે પણ ધારો કે મારું મકાન જૂનું હોય અને કઈંક renovation ની

હાં. અચ્છા. અચ્છા. right.

અચ્છા. અચ્છા. તો આ બી આ બી સારું જ કહેવાય એક જોતાં.

હમ્મ. right. તો INSURANCE ACTUALLY LIGHTLY ના લેવાય. બધાંએ insurance લેવું જ જોઈએ. Mediclaim ને Automobile તો છોડી દો. મેડી, એ તો બસ છે એમ. એ તો બધાં, બધાં લગભગ બધાં Salary જોડે આવતું જ હોય છે. આ જે બધી નાની નાની વસ્તુઓ છે એને એના વિશે લેવું ના લેવું secondary વસ્તુ છે. પણ aware રહેવું બહું જરૂરી છે.

right. એ સગવડ થતાં પહેલું action આજ લે. right. right.

નાં નાં, સૌ ટકાની વસ્તુ છે. આપડે બધાં અત્યાર અત્યાર સુધી તો શું છે કે insurance તો ખાલી આપડે પેલા માર્ચ મહિના માં tax બચાવવાનું એક ખાલી એક એ હતું.

હાં હાં હાં. right. અને આપડે પેલું પેલું, પેલું પેલું અમુક ઘોડાઓ નાં હાથ પર પેલું બાંધ

હાં. right right right. source આપે છે. હાં જ્યારે એ લોકો જોડે investment નાં એટલા બધાં sources છે ને,

હમ્મ. right. અને શું છે? એ લોકો જોડે હમ્મ માસ માં investment હોય છે ને તો risk બી એટલું ઓછું થઈ જતું હોય છે. હાં, એટલે એ fund માં વધારે હોવાથી શું છે? તમે બીજી કોઈ જગ્યાએ નાખો એટલે તમારો ગેસ કપ કપ કપાઈ જતું હોય. આપડે Individually કરવા જઈએ તો અઘરું છે. હમ્મ. right.

Competition. હાં હાં, Competition right.

right. અને અત્યરે પેલું online awareness બી એટલું આઈ ગયું છે ને. હાં, પેલું જે પેલું Comparison વાળું જે વસ્તુ આવે છે ને એ બહું right right. બરાબર, હમ્મ.

એટલે બીજી વસ્તુ એવું છે કે તમે એવી એવા લોકો આમાં career બી બનાવે છે કે તમને કહેવું, ને આ લઈ લો એમ. right, તમને ખાલી guide કરવાનું કે profession બધુ તો તૈયાર છે.

right. બહું જ હોય. એની, અનુભવ હોય છે અને Theoretically ભણીને આયા હોય છે ને. એ છે. અનુભવ તો હવે, right. શું છે પેલું તમે Architect Architect, માં કેવું છે? પેલું તમે કરીઆ ફોન કરો છો Architecture ને પાંચ, જોવાનું એ જ, એટલે એવું છે. આ લોકો ભણીને આવે છે ને એટલે હાં, એટલે આ એ લોકો જોડે ભલે કરોડ રૂપયા રહે પણ તમારે કરોડનાં બે કરોડ કરી આપે બસ તમને બીજું તો, એટલે, Right, right. અને પેલું જે અ આ બધો શેર market માં અને આમાં જે risk part હોય છે, risk part મેં કીધું કે તમને જો કાપી આપે એ ખાસું એવું થઈ જાય છે અને પછી શું છે,

હમ્મ, હાં એટલે જો અમે જો Agent પર દિવસો Observe માં આપડે આમ દસ વર્ષ પહેલા જોઈએ જ્યારે આટલું બધું અવેર, અને આપડે એલ આઈ સી કરતાં હતાં, તો આપડે agent પર કેટલા દિવસ જતાં?

right. હાં, લોકો પાંચ સૌ એક રૂપયા માટે jump કરી લેતા હોય છે. એ મારે વીત્યું છે. હમ્મ. હાલની જ વસ્તુ છે. મારા વાઈફને અ હારનીયા નું operation આયું હતું. હવ Mediclaim લઈ રાખ્યું છે. પછી મેં બધું Surgery વર્જરી plan કરીને હમણાં પછી પહેલા agent નું હાં, agent ને phone કર્યો. તો એ કહે, તો કહે સાહેબ હું તો આમાં છું નહીં આ કંપની તમે તો જોકે કઈક કઈક બીજું કરવું કરવું છે? જેટલું બી થઈ શકાય એની જોડે. શું? જેટલું બી. નાં એટલે આ અ ર ર. આ મારા Experience જ છે. આ કોરોના ચાલુ થયું ને એના પહેલાનું જ છે આ મારું Experience.

હમ્મ. બરાબર છે. right right. એટલે હવે હમ્મ. એટલે આમ જોવા જઈએ તો આપડે જે investment investment જોતાં હોય છે, investment તો આપડે જે પેલું શું કહેવાય? દલાલ through વધારે હોય છે ને એ તો For incis equally

right. ના, term insurance તો મસ્ત છે હવે. હવે આ, Automobile બી એની જોડે term insurance બી આવી ગયું.

right. હમ્મ. right. ના. હમ્મ.

ના, right. હાં, બરાબર છે. right. અને બીજી વધી વસ્તુ side માં મૂકીએ તો આમ આપડે આપડા શું કહેવાય? વડીલોની ભાષામાં બી જોવા જઈએ ને તો જે બચતની એક આદત

પકડવી એટલી Difficult થઈ ગઈ છે પણ, આ Insurance ને આ બધું એ બી તમારું saving કરવાની આદત બી આથી બી encourage કરે છે. અને loan હાં, સવાલ જ નથી. સવાલ જ નથી. અને લોન Facilities બી હોય છે. એટલે તમે ધારો કે insurance લો તો એવું નથી કે એ પૈસા જે તમે હાં, જે અ હાં, મારા મારા સંબંધી છે એક જે મતલબ ધારો ધારો કે દસ બાર લાખ રૂપયાનું તમારું Total Investment હોય, તો એમાંથી બે લાખ, ત્રણ લાખ, નાન નાની વસ્તુઓ હોય ને, એ હોય એવી રીતે એવી રીતે બહું જોયા એને કીધું એમ. હાં. હાં, right. એવી હાં, એટલે પછી આપડી જે પેલી માનસિકતા હોય ને કે મારા પૈસા મને જ વાપરવા નથી દેતાં. એટલે એ, કોઈનો, હાં એ તમે થોડીક થોડું એ nominal વ્યાજ પર તમને એ બી આપશે.

હાં, હાં. એ l, એ પણ છે ને મને મને ખાલી અ આ એક જ વસ્તુનું ઇશ્યૂ છે. પણ મને લાગે છે, જે આ લાંબા time માં આ વસ્તુ solve થશે. આમ જે claim કરવા claim કરવા બેસીએ છે, તો જે headache છે ને એ થોડું Sortout થઈ જાય, તો મને લાગે છે આમ એટલે Hundred percent જે Orders target કરે છે એ લોકો Atlist ninety percent તો લાવી શકે. એટલે આપડે પેલા બિલો બિલો Poverty Lane ના લોકો ને છોડી દઈએ. એ લોકો તો નથી. પણ જે salary લોકો છે, એ લોકોને ખાલી આ claim નું આ લોકો થોડું sortout થઈ જાયને કઈ રીતે, તો આપડે અત્યારે આ સરકારે આટલું બધું કર્યું છે, તો થાય જે આપડું પેલી વિચારીએ એક એવું. કઈંક થશે ભવિષ્યમાં. અત્યારે તો જુઓ અત્યારે આ મારી ફરતી shift ની નોકરી છે. IT ની નોકરી તમને ખબર છે ને. delivery cable છે. પણ ઈચ્છા છે ખરી. મારી બી ઈચ્છા છે. family માં બી બધાં કહેતા હતાં, બહું દિવસ થઈ ગયા, આવું તે એટલે, ઘરેથી તો આપડે જેમ, હાં એવું કઈંક plan કરીએ. ખરેખર તો ઠીક છે. hello હાજી ICICI bank માંથી વાત કરો છો? હાજી ma'am મારે homeloan વિશે વાત કરવીતી અને homeloan લેવીતી બે મહિના પછી માર્ચ અત્યારે માર્ચ ચાલે છે ને મે માં મારું homeloan માટે apply કરવું છે તો અને કેટલો time લાગે? અત્યારે હું job કરું છું yearly package મારું હશે અમ અગિયાર લાખ જેટલું

મારે પચ્ચીસ લાખની હા homeloan પચ્ચીસ લાખની જોઈ છે

તે એ તો મારે fix deposit તો આપણે ખોલાવી લઇ એમાં શું છે કેટલી વાર લાગે? એના માટેની process શું છે?

તો એના કરતા તો મતલબ ઈ ઈ ઈ તમે અઢી લાખ રાખો તમારી પાસે તે એમાં જે interest હોય ઈ તમે મને આપો કે ઈ નો આપો તો તો એના કરતા fix deposit જ નાખુને caution આપું એના કરતા fix deposit માં પૈસા નો કમાવ

મને તમે બધાય document નું list મોકલી દયો કે તમારે કઈ કઈ પેલા તો મને ઈ કઈ દયો કે મને પચ્ચીસ લાખની loan મળશે કે નહિ? હા તો તમારે મને એક list મોકલી દેજો ને કે શું શું તમને વસ્તુ મોકલાવાનું

હમ એટલે શું કરવાનું મારે?

સારું હું તમને આ બધી વસ્તુ અત્યારે જ મોકલી દવ અમ ma'am તમારુ email ID આપોને હું તમને mail ઉપર મોકલી દવ whatsapp કરતા હમ dhara two seven xero one atICICIdot com સારું આમાં હું તમને છે ને mail કરી દવું છું કારણ કે મારે બધો મારા document છે ને laptop માં જ છે એટલે easy for me

હા જો salary slip મોકલી દીધી છે છેલ્લા ત્રણ મહિનાની

pan card માં તો છે ને pan card માં તો possible હા ઈ હું કરાવી દઈશ પણ ત્યાં સુધી આ તો તમે process ચાલુ રાખો તો pan card નું રાખોને reference કારણ કે નવું આધાર pan card પ્રમાણે જ આવશે ઈ તો થઇ જાશે. ઈ process માં છે કહું છું ને ma'am process માં છે નવું card આવે એટલે હું તમને આપી દઈશ અત્યારે pan pan card પ્રમાણ ની જ બધી details છે તો પછી જોવો થાય તો ઠીક છે નકર હું બીજી branch માં try કરું aadhar card ma'am તમને મળી જશે અત્યારે જે છે ઈ aadhar card તમારે ચાલે તો જોવો કારણ કે birth date વાળું aadhar card update માં છે એટલે ઈ એક વાર આવી જાશે એટલે હું તમને મોકલી દઈશ હમ હ કર્યું

હા હા ના ચાલુ જ છે છેલ્લા stage એ હું ઉભો છું ત્યાં શું કરવાનું મને ખબર નથી submit કરી દવ? હા OTP આવી ગઈ

ના તો અત્યારે મારે OTP આવી ગઈ આગળ થઇ ગયું હવે શું કરું? થઇ ગયું હા થઇ ગયું

બરાબર સારું

હા વાંધો નહિ ma'am તમે મને ખાલી list મોકલી દયો તો એ હું બધું doubt હશે તો હું પાછો તમને ફોન કરીશ એમ તો document માં તો બધું છે જ મારી પાસે અને તમે મને ખાલી છે ને ઓલું આપી દેજો અમ interest rate અને કેટલા year નું કેટલું interest લાગે ઈ મને આપી દેજો